હા પંદર વરસ પ્રમાણના list માં મોકલજો પંદર દસ બધાયમાં કેટલું interest છે મને મોકલજો પાંચ દસ પંદર okay ચલો સારું thank you thank you

એ માટેની અંદર આપણે એવું હોય છે કે અત્યારે જે શિક્ષણ અંદર જે ગુજરાત ની અંદર બહુ જે સુવિધા અત્યારે સારિકારી ચાલે છે અર એટલે એક થી એક થી પાંચ ધોરણ થી દસ દસ બાર સુધી આપરે જો પણ ભણવાનો અભ્યાસ કરવો હોય તો અત્યારે જે ગામડામાં ની અંદર ભી આ જે સુવિધાઓ બધી ચાલુ થઈ ગયેલી છે એટલે અત્યારે કોઈ જગ્યા પર એવું નથી કે આપરે શિક્ષણ નુ ભણવું તો અત્યારે government તરફ થી school ઓ college ઓ પ્રાથમિક ની શાળા એ બધી સારી સારી facility અત્યારે મળી રાઈલી છે અને આપદે વધારે પરતું ધ્યાન માં જો વધારે પડતું આપરે ભણવામાં જો અમ રસ રાખીએ તો સારુ કહેવાઈ અને વધારે ઉહ જો અમુક અમુક માણસો ને કેવું હોય કે અમુક આહ વધારે પડતું રમવામાં રસ હોય છે વધારે પડતું લોકોને એવો રસ છે અત્યારે રસ જાગેલો છે cricket ની અંદર જે વધારે પડતો રસ હોય છે અને એવું બધુ ના કરી શકાઈ જો કરવું હોય તો પછી એમના પાછળ નો time અપડે અલગ કડવો પડે હમ અપડે time અલગ એના માટે એક બે એક બે કલાક નો time ફાડી ને આપણે રમતયા રમી સકાઇ અને પછી વધારે પડતો અપરે આહ ભણવાની અંદર ધ્યાન અપયે તોહ અત્યારે આગળ બધાનેજ

એમા એવું હોય છે કે અમુક અમુક જે મોટા મોટા city યો ની અંદર હોય છે ત્યાં અગાળી ભણવાની જે સુવિધા હોય છે એ બિલકુલ સારી હોય છે અમદાવાદ છે બરોડા છે પછી આહ રાજકોટ છે મોરબી છે સુરત ભાવનગર આવી અપડે અમ મોટા મોટા જે city યો માં જઈ ને અભ્યાસ કરવો પડતો હોય છે ગામડાવાળા માણસોને તો પછી એનો પરિસ્થિતી નો સામનો ભી આપણે કરવો પડતો હોય છે ત્યાં જે facility ની અંદર એ એમા એવું હોય છે કે ત્યાં અગાળી આપણે આહ ભણવા માટે hostel લો બી હોય છે ત્યાં જે college જો છે પછી આવું અમુક જે city યો માં ફરવા માટેનું બી સારુ સારુ હોય છે એટલે ફરવાની સાથે સાથે ભણવાનું બી રસ આપણે રાખવો જોઇયે કેમ કે અત્યારે જે શિક્ષણ ની સુવિધા એટલી બધી સારી થઈ ગઈ છે બધી જગ્યા પર

તો આપરે એનો આપરે લાભ જે કરવો જોઇયે હમ એનો લાભ આપણે ઉથાઇએ તો આપણ ને આગળ જતાં કોઈ તકલીફ ના મુકાઈએ આમાં એવું હોય છે ને જે ગુજરાત ની અંદર અત્યારે રસ્તાઓ છે રસ્તાઓ એટલા બધા સરસ થઈ ગઇલા છે બધી જગીયા એ આપણે કોઈ ભી જગીયા પર જવું હોય તો અત્યારે એક કલાક નો રસ્તો હોય ત્યાં અગાડી આપણે અર્ધો પોણો કલાકની અંદર પૌચી જતાં હોય છે એવા એવા રસ્તાઓ ભી અત્યારે government દ્વારા જે કરેલા છે એટલે અત્યારે બી જે facility મળે છે આપણ ન એ બિલકુલ સારી છે એટલે આપણે આમ તો બધી રીતે આહ government તરફ થી જે facility આપણ ને મળતું હોય તો અપરે ભણી શકીએ છે હમ અને અત્યારે આહ વધારે પડતું આપણે ભણવામાં જો રસ જો રાખેલો હોય તો ત્યાં અગાળી આપણે આગળ જતાં કોઈ company ઓ માં છે કોઈ ખાનગી company ખાનગી government મા અંદર આપણે અભ્યાસ કરેલો હોય તો મળી જાઈ સારા પૈસા એવા આપણે કમાઇ શકીએ અને હમ ગુજરાતની અંદર આપણે અમુક અમુક આહ જે શહેરો છે આ જે પાલિતાણા છે ત્યાં અ જોવા લાયક ની અંદર અ મંદિરો સારા છે એવું કેવામાં આવે છે અને આપણે અ જુનાગઢ છે ત્યાં મંદિર છે ત્યાં અગાળી જુનાગઢ ની અંદર આહ ખોડિયાર માં નું ત્યાં બી સારું એવું ધામ છે અને આપણે પંચ મજિલો યો હમ મકાઇ માટે પ્રખિયાત નો જિલ્લો છે ત્યાં અગાડી બી એક જબરદસ્ત એક ગામ આવેલું છે મહાકાળી માતા નું મંદિર ક્યાં ત્યાં છે ત્યાં બી એવું એટલા બધા લોકો જસ્ટ સની રવિ ની અંદર ત્યાં ત્યાં બી બૌ ભીડ રેતી હોય છે દર્શનાર્થે આવતા હોય છે અને અને આપણે જોવા જઇયે તો પાલિતાણા માં વધારે મંદિરો છે જુનાગઢમાં છે પછી એવું એક બનાસકાઠા જિલ્લાની અંદર એક એક એવું મંદિર આવેલું છે આખા all India ની અંદર પ્રખ્યાત માં એવું મંદિર છે ત્યાં અંબે માં નું મંદિર છે ત્યાં અગાળી બી આપદે ભાદરવી જો પૂનમ જો મેળો આવતો હોય છે ત્યાં અગાળી જો ભાદરવા મહિના ની અંદર લોકો ચાલતા ચાલતા છેક આહ અંબાજી જે જતાં હોય છે અને ત્યાં આપણે ત્યાં આપણે જે માતાજી માતાજી જોડે આપણે જે પણ બાધા કે એવું કઈ જે લીધેલું હોય ત્યાં માણસો પૂરી કરતાં હોય છે અને અમુક આહ facility માંગતા બી હોય છે અમારે આવું છે ને આવું છે એવું પૂછતાં હોય છે આપણે ગુજરાતની અંદર જે અમુક અમુક વિસ્તરે એવા હોય છે ત્યાં જે અમુક દાહોદ જિલ્લો એવો છે ત્યાં એ અત્યારે ગુજરાત ની અંદર પછાત જિલ્લો એવો જે કેવામા આવે છે પણ અત્યારે એવું નથી અત્યારે તો આહ બધા જે ગામડા area માં બી અત્યારે માણસો જે બધા ભણી ગણી ને આગળ વધતાં હોય છે ને બધાજ અત્યારે બધા જે સુધરી ગયેલા છે એટલી બધી કોઈ hard problem જેવો નથી અને આવા અત્યારે તો હાલમા એની અંદર તો એ અમદાવાદ ની અંદર તે આહ કોઈ બી દસ દસ દસ થી બાર હજાર ની job તો એમને એમજ મળી જતી હોય છે એ ભણેલા હસે થોડું થોડું તો કામ મા આવી શકે છે અને આપડી જે આપડી રીતે આપણે ઘર ઘર સંસાર જે આપણે આગળ વધારી શકીએ છીયે તો આપણે બિલકુલ જો ભણેલા ના હોય તો મુસીબત મા આવી જઇયે કે આવે મારે આગળ શુ કરવું શુ ના કરવું એ બધુ ઉહ મગજ ની અંદર આવતુ હોય છે વારમ વાર પણ આપણે થોડું ઘણું જો ભણીયા હોય તો આપણ ને સુવિધાઓ

એટલા એટલા માટે આમ તો જે ભણવું એ સારુ કેવાઈ હમ અને વીસ વિસ્તારની દ્રષ્ટિ આપદે જોવા જઈએ તો અમદાવાદ જિલ્લો એટલો બધો અત્યારે આગળ પડતો છે કે બધી ત્યાં આગળ ની facility જે સારી આહ મા મળી રાય છે અમદાવાદની અંદર બધીજ સુવિધાઓ અત્યારે available છે તો ક્યાં ક્યાં આપણે જે facility નો મળતી હોય તો એનો ઉપયોગ તો કરવો જોઇયે હમ આપણે આગળ થી જો ભણી ને આગળ થી કામ મા આવે એટલા માટે ને આહ અમુક હમ વિસ્તાર ની અંદર તો એવું કેવામા આવે છે કે ત્યાં school લોજ હોતી નથી અમુક વિસ્તારમાં અમુકજ school અજ હોતી નથી ને school લો બી આપદે એટલી બધી હોડવી પડતી હોય છે એટલે facility નો આપણે સામનો કરવો જોઇયે મતલબ હમ ક્યાં ક્યાં આપણે જે ભણી ગણી ને આગળ જો વધીયે તોહ આપણ ને problem આગળ થી આવતો હોતો નથી સુવિધા મા તો આપણ ને અત્યારે જોવા જઇયે તો જે government સરકાર એ અત્યારે એટલી બધી facility જે કરેલી છે કે બધી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીયે અને facility ની અંદર તો એવુક કેવામા આવે તો અત્યારે બધી રીતે મલતિજ હોય છે કોઈ પૈસા ની બાબત ની અંદર બધી રીતે આપણ ને મળતું હોય છે અને ક્યાં ક્યાં આપણે એનો સામનો જે વધારે પડતો કોઈ અત્યારે કોઈ problem આવતો નથી હમ અને Facility ની અંદર જો જોવા જઇયે તો વધારે પડતો જે પ્રખિયાત મા વધારે અજ city ઓ ની અંદર જોવા જઇયે તો અમદાવાદ અત્યારે મોખરે છે સુવિધાઓ અમદાવાદ ની અંદર સારી સારી અત્યારે મળી રાઈલી છે ત્યાં અગાળી ભણવા બાબત મા પછી કોઈ ખાનગી job ઓ આવું તેવું મળી રેટું હોય છે એટલે કોઈ problem એ આવતુ અત્યારે હાલ ને તબ્બકે એવું નથી અને આહ આપણે આ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જઇયે તો સૌરાષ્ટ્ર ની અંદર વધારે પડતું જે એક ખેતી વાડી વાળો વિસ્તાર છે ખેતી વાડી વળી ની અંદર જો સુવિધા અમુક અમૂકો ની અંદર સારા હોય છે ને અમુક વિસ્તારની અંદર પાણી નો જો અભાવ હોય તો ત્યાં અગાડી આપણ ને જે સુવિધા થોડી ઓછી હોય એવું લાગે છે અત્યારે જે facility આપદે બધી રીતે અત્યારે પાણીની સગવરો ને એવું તેવું અત્યારે તો મળી રાય છે એટલે કોઈ તકલીફ જેવુ આવતુ નથી હમ અને સુવિધાઓ અત્યારે હાલ ને તબ્બકે તો અત્યારે સારી સારી મળી રાઈલી છે એટલે આપણે government તરફથી જે સુવિધાઓ આપણ ને મળતી હોય એનો લાભ આપણે લેવો જોઇયે અને જો અમ આપણે government જે સરકાર આપણને એનો લાભ જો આપતી હોય તો આપણે facility આપણે અપનાવી જોઇયે અને આપણે એનો આગળ થી જો અપનાવેલી સુવિધા હોય તો problem નઇ આવે આગળ થી અને તકલીફ બી નઇ આવતી આપણે જોવા જઇયે તો અત્યારે અમુક અમુક વિસ્તાર ની અંદર તો એટલી બધી સુવિધાઓ government દ્વારા project કરવામાં આવેલી છે તો તરત વસ્તુ આપણને કોઈ બી વસ્તુ ને જોઈતું હોય તોહ મળી રેહતુ હોય છે અને અમુક વિસ્તારની અંદર એવું હોય કે જલ્દી મળતું હોતું નથી ને અમુક અમુક area ની અંદર તો અત્યારે જે જે સુવિધાઓ એવી કરેલી છે કે તરત વસ્તુ મળી જતું હોય એવું છે ને અમુક વાર ગામ ગામડા area ની અંદર વિસ્તારની અંદર તો અત્યારે અમુક જિલ્લાઓ માજ એવું છે બાકી તો બધુ clear થઈ ગઇલું છે અત્યારે તો કોઈ તકલીફ જેવુ અત્યારે હાલના તબ્બકે તે એવું નથી હોતું પણ એનો આપણે સદ ઉપયોગ જે કરવો પડતો હોય છે ને સદ ઉપયોગ ની અંદર અર અમુક જે મોટા મોટા જે અત્યારે જે bus stand ડો જે બધા ગુજરાત ની અંદર અત્યારે બધા શ્હેરોની અંદર અમદાવાદ છે વડોદરા છે સુરત છે ભાવનગર છે સંગરમપુર છે લાહોદ છે લોનવાલા છે અરસેરા છે ખેદ ભ્રમહા છે આવા આવા અમુક અમુક city ઓ ની અંદર જે bus stand ડો જે નાના નાના હતા ત્યાં અગાડી અત્યારે હમ મોટા મોટા bus stand ડો થઈ ગયા છે અને ત્યાં રાત્રિ રોકાણ જો કરવું હોય તોબી અત્યારે કોઈ સગવરની અંદર બધી રીતે મળતું હોય છે અને police બંદોબસ બી અત્યારે એટલો બધો રાખેલો છે government તરફ થી તો અત્યારે કોઈ અભાવ જેવુ હોતું નથી અને આપણે અત્યારે તોહ એવું થઈ ગયું

તરત call કરીને જે આપણે જાણ કરી સાકીએ કે ઈયા ની અંદર અત્યારે facility ની અંદર અત્યારે જે સુવિધાઓ છે એ સારી છે બિલકુલ એટલે અત્યારે કોઈ તકલીફ અ આવતી નથી અને અમુક area ની અંદર તો જે એવું કેવામા આવે છે કે ત્યાં સુવિધાઓ હોતી નથી એટલે આપરે બધુ બધી રીતે આપણે બધુ વાપરતા હોઈએ છે એટલે જોવા જઇયે તો આપણે તો અત્યારે સુવિધાઓ government તરફ થી એટલી બધી જો project કરેલી છે અત્યારે તો અત્યારે એવો કોઈ problem જેવો આવતો નથી અને facility ની અત્યારે વાત કરીયે આપણે તો બધી રીતે બધી મળી જતી હોય છે કોઈ ભી જાગીય પર આપણે જો રાત્રે રોકાણ જેવુ કરવું હોય તોબી અત્યારે જે જે government દ્વારા આટલી બધી સુવિધાઓ છે એટલે મળી રેતી હોય છે ટૂક માં

બધી facility government તરફ થી આપવામાં આપવામાં આવે છે અને અમુક area ની અંદર તો એવું હોય છે કે કોઈ વધારે facility હોતી નથી આપણે એનો લાભ લેવો જોઇયે કમસે કમ આપણે જે government દ્વારા જો આપણ ને જો આપણે લાભ મળતો હોય તેનો આપણે ઉપયોગ કરવો જોઇયે

તો એની જે સુવિધાઓ અત્યારે બૌ પૈસા ની અંદર આપણે net વાપરવું હોય calling કરવું હોય તો મોઘું થઈ ગયું છે અત્યારે તો એટલે આપણે જે સુવિધાઓ જે ચાલતી હોય એનો લાભ આપણે ઉઠાવો જોઇયે છે અને government તરફ થી જે સુવિધાઓ જે મળે છે એનો લાભ આપણે ઉઠાવી શકીએ

hello જ્ઞાન વિજ્ઞાન ના નિશ્વાર્થ પ્રચાર પ્રસાદ પ્રસાદ ના પાંત્રીસ વર્ષ નવી પેઢી નું વ્યક્તિત્વ ઘડતર કરવાના હેતસર ઓગસ્ટ ઓન્ગ્લીસો ને એસી માં બુદ્ધિશાળી બાળકો માટેનું magazine તરીકે શરુ કરાયેલા સફારી ને આજે પાંત્રીસ વર્ષ પૂરા થાય છે

આનું કારણ છે એ છે આજ નો fashion મનોરંજન ખુશીઓ ખુશીઓ પોલીટીકલ વ્યાપાર વગેરે જેવા વગેરે જેવા વિષયો માં રસ ધરાવતા વાચક વાચક સમુદાય ની તુલના ને તુલના એ જ્ઞાન વિજ્ઞાન માં જીવ ધરાવતા વાચકો વાચકો ની સંખ્યા માર્યાદિત છે તે એ વિષય ને લગતી જ માહિતી પીરસતા magazine magazine સીમિત સીમિત વાચક ગણ વાચક ગણ વડે સંતોષ માણવો પડે છે આ સંદર્ભે સફાર સફારી નો વેશ જુઓ પાંત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા સફારી નો સફારી નું અવતરણ એવા માહોલ માં થયેલું છે એવા મહાલો માં થયું કે જ્યાં જ્યાં જ્ઞાન વિજ્ઞાન શબ્દ શબ્દ નવી પેઢી માટે અજાણ્યો હતો general knowledge નું મહત્વ આપે છે એટલું ત્યારે જ એટલે ત્યારે ન હતું બલકે રાજા રાણી ની વાર્તાઓ વાંચીને નવી પેઢી મોટી થઇ હતી એ નામે સફારી એ પોતાનો વાચક ગણ જાતે ઉભો ઉભો કરવાનો વખત આવ્યો આ પડકાર આ પડકાર વૃત કાર્ય તેમાં ઘણા વર્ષો નીકળી ગયા દરમિયાન દરમિયાન પોતાના વાચકો ના અભાવે સફારી નો પ્રકાશન આથી કારણ બન્યું અને એકાદ એકાદ બે નહી કુલ પાંચ પાંચ વખત પપ્રકાશન બંધ કરવાનો કરવાનો વારો આયો બળી ને રાખ થવાથી પુનઃ અવતાર અવતાર લેતા દંત દંત કથા નો ફીનીક્ષ ફીનીક્ષ પક્ષી માંફાકે સફારી એ પાંચેય વખત બેઠું થયું અને માટે એમ કહી શકાય કે સફારી ગણ નો વર્તમાન અવતાર તેના છઠા જનમ નો છે વાચક ગણ જાતે ઉભો કરવાનો સંઘર્ષ સફારી માટે આજે પણ ચાલુ છે કે કેમ કે જ્ઞાન વિજ્ઞાન ની સામગ્રી સામગ્રી માં રસ ધરાવ રસ ધરાવનાર વાચકો ની સંખ્યા સંખ્યા આજે પણ માર્યાદિત છે

નકર વાસ્તવિકતાઓ એ છે કે પહેલા વાચકો ની સરેરાસ ભારતીય નો વિલંભ હજી પણ સુસ્ત છે આમાં જો કે તેમનો વાચક નથી

અવકાશ નથી સામાન્ય જ્ઞાન જ્ઞાનની સામાન્ય જ્ઞાનની વચિત વંચિત રહી રહી જવા પામતી નવી પેઢી તો પેઢી માં તો પછી તો scientific temperament temperment temperment વૈજ્ઞાનિક નિગમ નિગમ ક્યાંથી પરદેશમાં આના થી સાવ વિપરીત સ્થિતિ છે નવી પેઢીનો અભ્યાસ માત્ર પુસ્તકિયા ઢબે પુસ્તકિયા ઢબે નહી બલકી practical રીતે ચાલે છે પાઠ્યપુસ્તક ઉપરાંત ની વિધિ વાંચન સામગ્રી તરફ વિદ્યાર્થીઓ ને ઢાળવામાં આવે છે આઇનસ્ટીન ફરાડે ફરાડે ફેરાડે edition ન્યૂટન ગેલીયો ગેલીલિયો દેસ્તા રુથર ફોર્ડ બેલ બેલ ફર્મી વગેરે જેવા ધુરંધર વિજ્ઞાન વિજ્ઞાનીઓ ના તેમજ રાઈટ બ્રધર્સ નોબલ ફોર્ડે જોબ્સ વગેરે જેવા શોધકો ના જીવન ચરિત્ર જીવન ચરિત્ર દરેક વિદ્યાર્થી ને વાંચવામાં આવે છે આવા મહાનુભાવો મહાનુભાવો પર તેમની પર તેમની પાસે પ્રોજેક્ટ પ્રોજેક્ટ થી માંડી ને સીરીઝ સ્થીસીસ તૈયાર કરવામાં આવે છે જેથી research વૃત્તિ તેમના માટે તેમના નાની વયે છે આમ કરવાનો વધુ એક ફાયદો એ છે કે

હજી વધારે વિકસે છે અમેરીકામાંથી બે dozen બે dozen જેટલા અને બ્રિટનમાંથી પોણો dozen વિજ્ઞાન સામયિકો પ્રગટ થયા હોય અને બહુ મોટી સંખ્યામાં વાંચતા હોય એમાં તો પછી શી નવાઈ આની તુલનાએ આની તુલનાએ આપણે ત્યાં ત્યાં સ્વ સ્વતંત્ર રીતે પ્રગટ થતા વૈજ્ઞા જ્ઞાન વિજ્ઞાનના અંગેજી સામયિકોના score score ગણવો હોય તો ટચલી આંગળીના ત્રણ વેઢા પૂરતા થઈ થઈ થઈ પડે પ્રાંત પ્રાંતીય ભાષામાં ભાષામાં તો એવા maga magazine નો magazine નો score અતિ અતિ અતિ કંગાળ છે આ લખનારે કેટલાક વર્ષ કેટલાક વર્ષ પહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ અબ્દુલ કલામના હાથમાં સફારીનો એક એકમૂલ્ય ત્યારે લખાણ ગુજરાતીમાં હોવા છતાં અંકનું અટેક અકેડ અકેક પાનું અકેક પાનું ચીવટપૂર્વક તપસ્યા પછી તેમનું તત્કાળ reaction આમ હતું I am I am surprised to see that that there is a science magazine maganize in Gujarati but I am more sur surprised to learn that it survives.

ખાણીપીણીથી માંડીને fashion સુધીની અનેક રીત રીતભાષામાં પશ્વિમી દેશનું અનુકરણ આપણે કર્યું તો નવી પેઢીમાં વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક અભિગમ ખીલવાના ખીલ ખીલવાના ઉમદા હેતુને બળ બળ લાવવામાં શિક્ષણ પ પદ્ધતિથી બાબતે અમેરીકા બ્રિટનને બ્રિટનને ન અનુસરવું જોઈએ. આ અંગે રાજ્યની અને કેન્દ્ર સરકારો કંઈક નક્કર પગલાં લે તો સારું. દરમિયાન ગુજરાતી ગુજરાતી વાંચકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનું જ કાર્ય સફારી સાડા ત્રણ દાયકા થયે નિસ્વાર્થ ભા નિસ્વાર્થ ભાવે નિષ્ઠાપૂર્વક તેમજ ઝુમ્બેશ ધોરણે કરી રહ્યું છે તે ચાલુ છે અને ચાલુ રહેશે. એકવીસમી સદીમાં global globalization યુગમાં અંગ્રેજી અંગ્રેજીનું જ્ઞાન હવે સૌને સૌને માટે અનિવાર્ય બન્યું છે. આમ છતાં અનેક આમ છતાં અનેક લોકોને અંગ્રેજી શીખવું અઘરું યા માથાકુટીય જણાય છે અંગ્રેજી ભાષા સાચે જ અઘરી છે અંગ્રેજી ભાષા સાચે જ અઘરી છે. બિલકુલ નહીં અને નગેન્દ્ર વિજય વિજય જયારે પોતાની અનોખી શૈલીને અંગ્રેજી શિખવે ત્યારે તો મૂલવે નહીં સફારીના અંક અંક number બસ્સો ચોપ્પનનું cover page તેમજ cover story બે બેઉ ધ્યાના ધ્યાનાકર્ષક હતા ભારતીય commando ભારતીય કમાન્ડોના અજાણ્યા પરાક્રમોથી પહેલીવાર પહેલીવખત માહિતીગાર થવાનું લેખન લેખના અંતે લખેલું વાક્ય ફોજી સપૂતો સપૂતોના પરાક્રમો દરમિયાન લોહીના જે ધુંઆધાર મેઘ વરસે છે તે સહેજ પણ ગાજતા નથી એ હૃદયને સ્પર્શી ગયું બનાવ અને back માં માં અંક અંક કુર અંક કોર વાતની ભારતીય આવૃત્તિની માહિતી વાંચીને આશ્ચર્ય થયું ભારતમાં બુદ્ધિ બુદ્ધિધનની કમી નથી નવું સર્જન કરવાની ક્ષમતા છે તોપણ અંક અંક કોર વાતની અંક કોર વાતની નકરી નકલબાજી કરીને સો અર્થ કંબોડીયાનું અંગકોર વાત મંદિર વાટ મંદિરને દેશનો સાંસ્કૃતિક વારસો છે વળી ત્યાંનું અર્થતંત્ર પણ તેના પર આધારિત હોય તેવા સંજોગોમાં ભારતે અંગકોર વાતની પ્રકૃતિ પ્રતિકૃતિ ન બનાવવી જોઈએ સંપ્રદાનો સંપ્રદાતનો પત્ર દરવખતની જેમ to the point હતો મહાન રોમન મહાન રોમન સામ્રાજ્ય પતનનું કારણ શી શું હતું એ જાણીને અચરજ અચરજ થયું ભારતીય તબીબી વિજ્ઞાન આયુર્વેદ પ્રત્યે આપણા લોકોની ઉદાસ ઉદાસીનતા દ ખરેખર વિચાર પ્રેરક છે વિચાર પ્રેરક મુદ્દો છે મોગલી સેનાપતિ ચ ચંગીઝ ખાને

માં સવિસ્તાર માહિતી મળી. માછલીચોર કા કાજિયાની હાલત વિષે વાંચીને દુખ થયું માણસજાત પોતાને કુદરતનો એક ભાગ એક ભાગ ન માનતા કુદરતને કુદરતનો સર્વ સર્વેસર્વા માને છે તે તેની સૌથી મોટી મુર્ખામી છે આકાશમાંથી વરસતા માછલાં અને દેડકા વિષે તેમજ ઓસ્ટ્રેલિયાના આકાશમાં એકાએક ફૂટી નીકળતા ભેદી પ્રકાશના રહસ્ય વિષે

સૈનિકો સૈનિકો અમેરિકન નૌકાદળના અથવા તો અથવા તો એ દેશની special commando ટુકડીના હોય એવું એવું લાગતું હતું આમથી આમની જગ્યાએ ભારતમાં ભારતના

hello hello અરે દીભાઈ good news દેવા છે સુતો તો શું? અરે આરામ જ કરેશ. કેટલો આરામ કરેશ ભાઈ active થા થોડોક અરે બચપણ બચપણ બોલો અરે વેલા સુઇએ વેલા ઉઠીએ તો health સારી રે તને ખબર છે ને કાં પણ વેલો નથી સુતો? અરે તો પોતાના શરીરનું થોડું ધ્યાન તો રાખ પણ આડે અવડે time એ સુવેશ આડે અવડે ખાશ એમ કેમ ચાલે ભાઈ

અરે આપણી ticket જગન્નાથ પુરીની confirm બધી જ confirm દસે એ દસ જણ ની yes yes yes ઈ કરાવી લેજે પછી આપણે હજી આગળનું પણ ઘણું વિચારવાનું છે ત્યાનું આખું plan out કરી લઈએ કે ક્યાં મંદિરે કેવી રીતે જાશું બરોબર છે દીભાઈ તું કેતો તો ખબર છે એક વખત એક વખત તું કેવું કેતો તો કે આપણી હોટેલ ય પાસે હોય beach પણ પાસે હોય આમ માત્ર એક રસ્તાનો જ ફરક હોય ખાલી એવું કરાવને વાહ રે વાહ એટલે કોઈને પગના દુખાવા હોયને તો બારી ઉપર બેસીને પણ બામ લગાવીને enjoy enjoy ઓહ્હ્હો મજા આવી જાશે તો તો મજા આવી જાશે સરસ હા હા હા

વાહ મજો પડવાનો છે હવે તો એકદમ મજા છે આપણને દર્શન તો ખાસ કરાવજે હવે બધું તો ઠીક છે પણ દર્શન તો ખાસ કરવા છે હો ઘણાં દિવસની આશા છે મારી જગન્નાથપુરીની ઈ પૂરી થવી જોઈ હમ હા હા વાહ સરસ હા હા હા અચ્છા હા હા હા અરે બાપ રે ઓહ પણ મંદિરમાં આમ છુટા ફરતા હોય

હા તો બધી જગાએ છે દીભાઈ ક્યાં નથી હોતું આવું?

એ વાત સાચી હમ અચ્છા હા

અરે વાહ વાહ રે વાહ મજા પડી જાશે હો મારે તો પણ શુગર નું થોડુંક લઇ લેવું પડશે પેલાથી border line આવી ગયું છે પણ હુંય મુકીશ નહી હો ચાખવાનું ચાખીશ તો ખરી

હા અરે ભાઈ ઈ તો જાવા પેલા order આવા મંડ્યા છે

હા અચ્છા હા બરોબર છે પેલે plan કરેલું હા એટલે time waist નો થાય જઈને સીધું order આપી જ દેવાનો બધાના હા હા બરોબર બરોબર હમ

વાહ આ તો બહુ સરસ કહેવાય

હા વાહ